એમાં એક મોટ્ટું ફાયર બ્રિગેડ છે એમાં અંદર લાયબંબા દેખાય છે.

એમ ઘણા લોકો કામ કરી રહ્યા છે ઘણા બધા કામ કરી રહ્યા છે એક એક બાર માણસ ઉભો રહ્યો છે તેલના ડબ્બા ઘણા છે.

પછી ત્રણ ભાઈ પણ દેખાય છે બાજુમાં રેડ કલર ની દીવાલ છે.

એક ભાઈ જતેલો દેખાય છે ત્રણ ચાર માણસો બેઠેલા દેખાય છે અંદર ખુરશીઓ પણ દેખાય છે.

આમાં બે નહિ પણ એક માણસ દેખાય છે ને બ્રિજ ની ઉપર એક બીજો બ્રિજ દેખાય છે.

આ બધા ઝાડ દેખાય છે અને આશ્રમની આગળ એક વ્હાઇટ અને એક્ટિવા ઉભુ--

આ એક મોલ નું ચિત્ર છે મોલ ના ચિત્રની શાકભાજીની માર--

બધી પબ્લિક ધ્વજવંદન કરતી દેખાય છે.

એમા એક ભઈ ઉભો છે ભઈના માથા પર એક ટોપલો છે ટોપલામાં ઘણો બધો સામાન દેખાય છે અને આજુ બાજુ.

એક ગામનુ બતાવે છે એક થલતેજ ગામનુ બતાવે છે.

આ એક બુકસ્ટોર છે આ બુકસ્ટોર નુ નામ આરતી--

આ એક બસ સ્ટોપ નું ચિત્ર છે એમાં લાલ કલર ની બસ ઉભી રહી છે એમાં ઘણી બધી--

બસ સ્ટોપ ઉપર ઝાડ દેખાય છે અને બાજુમા કંડકટર પણ ઉભેલો દેખાય છે.

આ એક જંગલ નુ ચિત્ર દેખાય છે એમાં એક મોટ્ટા મોટ્ટા ઝાડ દેખાય છે અને લીલુછમ ઘાંસ પણ દેખાય છે.

આ એક મોટું એક પહાડ નું ચિત્ર છે એમાં મોટા મોટા પહાડ દેખાય છે એમાં નદી પણ દેખાય છે પાણી પણ વહેતું દેખાય છે અને મોટા મોટા--